આ એક ફાસ્ટ ફૂડ ની દુકાનનો અંદરથી લેવામાં આવેલ ફોટો છે જેની દિવાલ પળ બોર્ડ લાગેલ છે.

એક નાની અને સરસ વાંસ અને પતરાની ઝૂંપડી છે.

આ પત્રની ઉપર બે લાલટેન લગાવેલ છે અને આ ઝોપડીની આસપાસ ઘણા ઝાડવાઓ દેખાય છે.

કટલરી ની શોપ ની અંદર ઘણું બધું કટલેરી નું સામાન જોવા મળે છે જે સારી રીતે ઓર્ગેનાઈઝ કરવામાં આવેલ છે.

આ એક ગ્રાઉન્ડ ફ્લોર ના રેસ્ટોરન્ટ કે કેફે નો ફોટો છે.

બહાર પતંજલિનો બોર્ડ છે તેની પાછળની બાજુએ બેંક ઓફ ઇન્ડિયા છે.

આ એક ઘરની ટેરેસ પરથી લેવામાં આવેલ ફોટો છે જેની આસપાસ ઘણા નાના તો કેટલાક મોટા એવા ઘરો છે.

જીમ ની સિલીંગ પર ત્રિકોણ ટાઇપ ની લાઇટિંગ કરવામાં આવેલ છે અને થોડાક ફુગ્ગાઓ પણ સજાવેલ છે.